સરકાર કે સરકારની જે ઉપર જે હશે એ શું કરી શકશે

તમે વિચારો કે આટલો મામૂલી એક કલાક વરસાદ આયી ને ગયો તો આટલું નુકસાન કર્યું આજે

વાત તો તમારી સાચી છે ધ્રુવભાઈ પણ હું શું કહી રહ્યો છું પણ આપણે અમુક લોકો કેવા હોય કે એક દહાડો વરસાદ પડે બરોબર કે હાલોને આજનો દહાડો જ વરસાદ પડ્યો ને કાલ નીકળી જશે પાણી એવું વિચારીને અડધા લોકો હેળી જાહે હવે એમના વિચારમાં તો આપણું વિચાર બધાના વિચાર તો એકસરખા ના હોય અલગ અલગ હોય એ વાત ક્વ છું તમને

ચલો તમારી વાત સાચી ચલો એક જણા એવું વીચારે આપણા દેશની જેટલી સંખ્યા છે એ બધા એ જ વિચારે અંકિતભાઈ એમ કહો તમે મને એક જણા એવું વિચારે સો જણામાં ય ચલોને હું ગણી લવ દસ ટકા એવું વિચારે તો બાકીના તો એવું વિચારે ને ફરિયાદ કરવા જાવ હું પણ લોકોને કઈ પડી જ નથી અત્યારે વરસાદ આવે પાણી ભરાય જાય ગંદકી થાય બીમારી થાય તોય પડી જ નથી અમને એમને નથી પડી પણ આપણે આમેય સરકારનો ય શું વાંક કઈ શકીએ છીએ આપણે જ જાગૃત નતા થતા સરકાર ક્યાંય થશે આપણે સરકારને કેશુ કે આપણને આવી બધી problem થઇ રહી છે આનું

હા તમારી વાત જે તમે કીધું સરકારને તમે જે પ્રશ્ન કર્યો મને કે સરકારને કઈયે પણ સરકાર પેલા તમારી ઉપર ભી કઈ શું કેવા સવાલ ઉઠે કે તમારે ત્યાં પાણી ભરાઈ, તમારે ત્યાં ખાડા થયા તમારે ત્યાં ગંદકી થઇ તો પેલા તમે પોતે સ્વચ્છતા રાખો પછી આગળ કોને તમે જેમકે વાત કરી કે મારા ત્યાં પાણી ભરાઈ ગયું મારા ત્યાં આટલી બીમારી પડી ના નીકળી તો તમે જ્યાં પાણી ભરાઈ ત્યાં તમે ફરિયાદ કરી શકો કે આ રસ્તો ભૈ હમણાં બનાયો હમણાં ખાડા પડી ગયા અથવા આ રસ્તા પર પાણી ભરાઈ ગયું તો ત્યાં તમે complain નોંધાવો કે ભૈ આ રસ્તો કેવો બનાયો કેટલા વર્ષોથી બનાયો તમે યાર ભરાઈ ગયા જયારે જોઈ ત્યારે ચોમાસામાં આ મેમ્કો વાળો રસ્તો છે આપણે જયારે ભી કલાક વરસાદ વર્ષે કે અડધો કલાક પાણી ભરાઈ જ જશે ત્યાં કોઈ કેવા ભી જાય કે ભૈ આ રસ્તામાં દર ખેલે ભરાઈ છે આપણે કઈ હમણાં ભરાઈ જશે નવો રસ્તો બોલો અંકિતભાઈ શું કેવું તમારું આ વિષય પર

તો અમુક લોકો જે ત્યાં બેઠા હોય ને municipality માં એ લોકો ખાલી હા હા હા હા કરે બાકી તો એ આવતા તો હોય નહીં એવું ના હોય અંકિતભાઈ એમાં એવો હોય કે તમે complain કરો complain ના સ્વીકારે તો પોલીસ સ્ટેશને જાઓ, પોલીસ સ્ટેશને ના સ્વીકારે તો તમે આગળ હડતાલ કરો હડતાલમાંથી તમારા action લઇ શકે કેમ ન લે છે તમારે complain ભૈ કરવી હે? પચાસ રૂપિયા આલે ને વાત પતાઈ ને પેલો કે લેને ભૈ સો રૂપિયા વાત પતાઈ અત્યારે ભૈ જેને જેને મને ચાલુ થઇ છે આપણા દેશમાં i say ગાંધી હે જિસકે જેબ મેં ઉસકી બાત ચાલતી હે ઇધર એવું છે આપણા દેશમાં અત્યારે જેના ખીચ્ચામાં નોટ હોય ને એની જ વાત માનવામાં આવે તમે જોવો છો કેટલાક લોકો ફૂટપાથ પર રહી રહ્યા છે અત્યારે વાત તો તમારી સાચી છે અને ફૂટપાથમાં જે લોકો રહી રહ્યા છે ને એના ઉપર બોવ ખતરો હોય જેમકે કોક હવે drink કરીને drive કરતો બરોબર હવે એ ફૂટપાથ ઉપર ઊંઘ્યાં હોય ફૂટપાથ ઉપર ઊંઘ્યાં હોય એ બરોબર તો હવે ગાડી વાળા drive કરીને આમ full speed માં આવવા દે, આવવા દે તો એમના ઉપર ચઢાઈ જ દેને એમાં બચારા એમનો કઈ, એવી રીતે કેટલા જણાની મોત થઇ હશે વિચાર કરી લો તમે

પણ હવે શું કરીએ હવે આપણા દેશનું જે તંત્ર છે તો એ આપણે બદલી ના શકીએ આપણે કોકને જાગૃત કરી શકીએ આપણે કે કોકને સમજાવી શકીએ પણ તમે જોયું હશે કે આપણા દેશમાં ય મોદી સરકાર આપણા જે BJP સરકારે એમાં કેટલા અંધાધુન નિર્ણયો લીધા કે ભૈ દારૂબંધી કરો, લઠ્ઠાબંધીમાં કેટલાક લોકો પકડાયા તા પણ લોકો માનવ જ તૈયાર નથી

તૈ વાંક આવે સરકારનો કે અહીંયા એમને તો બંધ વેચે છે એમને જઈને પેલા પકડીએ ને ભૈ તમે

તો કાઈ checking જ નથી શું checking કરે તમે ગાડીઓ checking કરો માણસ checking કરો હમ કોઈ તો હશે ને યાર તમે યાર આવી વાત કરો અંકિતભાઈ કે આપણો માલ એટલે શું કે આપણો માલ, આપનો માલ કેટલો અંકિતભાઈ અત્યારે તમે કાલે તમે ક્યાંક જશો તો બીજી વ્યક્તિને કહેશો કે ભૈ આ જગ્યા મસ્ત ફરવાલાયક છે પણ તમે જ નહીં જઈ શકો તો બીજાને શું કહેશો તમે એક ઉદાહરણ લો તમે આજે કાંકરિયામાં ગયા કાંકરિયામાં તમે પેલી બોટમાં કાં તો કોઈ rides માં બેસી આવા તમે ઘરે આયા ને કીધું કાલે તમારા ભૈ ને ભૈ કાંકરિયામાં મસ્ત જગ્યા rides બાઇડ્સ બધું મફતમાં તો કે આમ મજા આવી ગઈ તો પેલો ભી કાલે જશે કે ના ભી મારે આખો દિવસ જવું હશે એવું નહીં હા એવું નહીં કે

એવું નથી કેતો એવું નથી કેતો હું કે પોલીસવાલ ઉપર inquiry કરો પેલા આપણે સુધરો

લોકો લોકો એવું નહી વિચારતા કે આપણે જેને આપણે જોશે એના કરતા તો આપણે બીજાને ના સલાહ અપાય કે ભૈ તું વ્યસન બંધ કર કાં તો ભાઈ તું આમ બંધ કર પેલા આપણે જ બંધ કરવું પડે બધું પછી આપણે સલાહ આપી શકાય કે ભાઈ તારે આ વસ્તુ બંધ કર ભૈ મજા નહીં આવે આ વસ્તુમાં વાત તો તમારી સાચી છે પણ હવે શું કરીએ આપણે જેમકે અલગ અલગ જગ્યાઓ બધાનો બધાને એક જેવું ના હોય ને

તમે જે કીધું એ બરોબર છે પણ પેલા આપણે સુધરી જઈએ તો આપણો એક સુધરે બે સુધરે ત્રણ ધીમે ધીમે ચાર એવી રીતે સમજી શકો સાહેબ

જેમકે તમે જે કીધું કે ટીપે ટીપે સરોવર ભરાઈ પણ આપણે દેશમાં અત્યારે એવું ચાલી રહ્યું છે કે જન ગન મન જન મન ગન ચાલી રહ્યું છે કે ભૈ ચલતા હૈ ને કોઈને પડી નહીં બીજાની

વાત તો તમારી, વાત તો તમારી સાચી છે પણ આપણે

ભારત ની વીકાસ વધતી અટકાવવા હવે યુરોપ ના દેશો નો કાર્બન tax લગાવાશે વિશ્વ વ્યાપાર સંધિ સબંધી હેઠળ કોઈ પણ દેશ માંથી ચીજવસ્તુ ઓની આયાત પર પ્રતિબંધ ન મૂકી શકાતુ હોવાથી

વીસ ટકા થી માડી ને માં પાત્રીસ ટકા સુધી નો કાર્બન tax લાગૂ કરવાની દરખાસ્ત મૂકી છે. સ્ટીલ, સીમેંટ, fertilizer, ઍલ્યુમિનિયમ ને લોખંડની અનેક નિકાસ પર વીસ ટકા વશેષ કાર્બન tax લગાવવા ની દરખાસ્ત મૂકી. યુરોપિયન સંઘના દેશો ની આ દરખાસ્ત માન્ય માપવા માં આવે છે. તે ભારતના યુરોપીય સંઘના નીકાસ મા આવનારા ઍલ્યુમિનિયમ સ્ટીલ, fertilizers, સીમેંટ, હાઇડ્રોજન ની અને લોખંડી વસ્તુઓ પર પહેલી જાન્યુઆરી January બે હજાર છ્વ્વીસ થી કાર્બન tax લાગવા નું શરૂ કરવામાં આવશે. આ અંગે ચર્ચા કરવા માટે આવતીકાલે એટલે કે ચોથી મે ભારતના વાણિજ્ય સ્ટીલ મંત્રાલયના અધિકારીઓ અને ઉદ્યોગ ના મોભીઓ વચ્ચે એક બેઠક યોજવા માં આવી છે. આ કાર્બન tax ને border adjustment tax તરીકે ઓળખવા મા આવી રહી છે યુરોપિયન સંઘના દેશો ની સરકાર ના આ નિર્ણય ને ભારતના સ્ટીલ રાસાયણિક ખાતર, એલ્યુમિનિયમ અને લોખંડ ઉત્પાદનના ક્ષેત્ર ના

એવું જણાવાયું છે. આ સંદર્ભમાં કેવા પગલાં લેવા તે નું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ અંગે પ્રતિભાવ આપતા indians. Indians

તેમજ તે products ના માર્કેટ ને બચાવવા માટે હવે કાર્બન ના issue ને ચગાવી રહયા છે go first બંધ થતાં ગુજરાત ના પંદર હ્જાર મુસાફરો નું આયોજન રદ થયુ go first airlines આગામી પંદરમી મે સુધી flight બંધ જાહેરાત કરતા મુસાફરો માટે હવે મુશ્કેલીઓ સર્જાય છે. આ નિર્ણય થી ગુજરાત ના વીસ હ્જાર થી વધુ મુસાફરો ને રાતો રાત વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માટે અથવા બહાર તરફ આયોજનો રદ કરવા માટે ફરજ પડી છે tour operator એ મુસાફરો ને પ્રવાસ તરીકે. વિકલ્પ આપ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ થી go air ની દરરોજ દસ ફલાઈટસો આવે છે ઉનાળા ની વેકેશન ની પગલે તમામ ફલાઈટસો પેક જઈ રહી છે દસ

આ સ્થિતિ ને ધ્યાન માં લઈ tour operator ની પસંદગી કરવામાં આવી રહી છે. go first airline તરફથી વળતર મેળવ્યા પછી તે રકમ ચુકવી આપવા ની રહેશે. જો કોઈ કસ્ટમ સ્વતંત્ર દરમિયાન ટૂર ઓપરેટરોના નારાજ custom વિવિધ વિકલ્પ આપવામાં શરૂ થઈ રહ્યું છે. એક tour operator જણાવ્યું હતું કે custom tour postpone કરવા અને તેની પાછળ કોઈ તારીખ માં ગોઠવવા વિકલ્પ અપાય છે. અન્ય એક વિકલ્પ વેકેશન ના સ્થળ પર છે જ્યાં go first airlines સિવાય અન્ય airlines મળી જાય. સૌથી વધુ મીઠા. માથી દશા ફરી ને પરત ફરવાની છે. તેનાથી વધુ રકમ ખર્ચી ને અન્ય airlines ની ટીકીટ ખરીદવી પડે છે.

કામદારો ના મૃત્યુ થયા છે. ગુજરાત સરકાર ના શહેરી વિભાગ, પંચાયત ગ્રામ સમૂહ પ્રતિબંધ મુકાયો હતો સુપ્રીમ ના ચુકાદા મુજબ આ કામગીરી. વસુલવા માં આવશે હજુ પણ ગુજરાતમાં બેતાળીસ કામદારો ને વળતર ચૂકવાયુ નથી. નગરપાલિકા અને મહાનગરપાલિકા માં સફાઈ કામદારો ના રૂપિયા દસ લાખ નો વીમો ઉતરાવશે.

એ છે કે તારીખ આઠીયાવીસ એપ્રિલ બે હજાર એકવીસ, સરકારે જાહેર કર્યું હતું કે આ વર્ગ ની આઠીયાવીસ નગરપાલિકા અને આઠ મહાનગરપાલિકા માં કુલ. એકસો પાંચ સફાઇ દારો સાથે મહિલા ઊપડે છે. અમદાવાદ માં એના એન ઈ પોલીસ સ્ટેશન માટે મંજૂરી ગુજરાત સહિત રાજ્ય ગણાતું હોવા થી રાષ્ટ્રીય સુરક્ષા ને ધ્યાન માં રાખી ને national investigation agency નુ એનઆઈએ પોલિસ સ્ટેશન અમદાવાદ થી વિવિધ રીતે કાર્યક્રમ કાર્યરદ મંજૂરી આપવા નું જાહેરનામું બહાર પડયુ છે. વાહન વ્યવહાર વિભાગે જણાવ્યું હતું કે એના એ માટે વાહનો માટે ટોલ taxi કરવામાં મુક્તિ અપાય જાહેરનામું

waiter, કામદારો ને મૃતકો રહેવા સરકારે જાહેરાત આપી પણ ગુજરાતમાં self confidence sanitarian unit બનાવા યો નથી.

ચુકાદો છતાય મામલે સરકારે જરાય ગંભીરતા દાખેલ કરી નથી ગટર સફાઈ કામદારો ને મૃતક લોકો ના વાતે સરકારે વષૅ બે હજાર એક્વીસ થી જાહેરાત કરી હોવા છ્તા ગુજરાત મા હજી emergency response aunties unit મા આવ્યો નથી સુપ્રીમ ના કાયદા રાજ્ય સરકારે પ્રતિબંધ લાદયા પછી પણ એક્સો સાઠ સફાઈ કામદારો ના મોત બેતાળીસ ને હજુ વળતર મળયો નથી. કુદરતી વ્યવસ્થા મુજબ શિયાળા ની ઋતુ મા પક્ષી ઓ સમાન્ય રીતે આ ઋતુમા ગામ ના હેરે રંગીલો કબૂતર તરફ આવી પહોચ્યો છે બ્રિજભૂષણ સામે FIR થઈ હજૂ પણ પગલા લેવાયા નથી પહેલવાનો વેસલીન મીશન india ના પ્રમુખ અને ભાજપા ના સંસદ બ્રિજભૂષણ સામે પહેલવાનોએ શારિરીક શોષણ નો આરોપ લગાવ્યો છે આ મામલે હાઈકોટૅ મા સુપ્રિમકોટૅ ચાલી રહ્યો છે એવા મા પહેલા દિલ્લી દિલ્લી પોલીસ ની તપાસ પર સવાલ ઉઠાવ્યા અને supreme court કહ્યો હતો કે માત્ર ફરિયાદ દાખલ કરવામા આવી છે જ્યારે હ્જુ પણ પોલીસ દ્વારા કઈ નિર્ણય લેવામા આવ્યા નથી બ્રિજભૂશન ની મુશકિલો વધી છે પહેલવાનો બંધ ક્વર મા હજૂ પુરવઠઓ આપશે અને સમાન્ય સુપ્રિમ સરકાર દિલ્લી મા ફરી વરશાદ પાંચ રાજયો મા યેલ્લો અલૅટ જાહેર દિલ્લી ના વરસાદે

હિમાચલ પ્ર્દેશ અને અન્ય પર્વતીય વિસ્તારો મા પણ વરસાદ ની આગાહી કરવામા આવી છે હવામાન ના વિભાગ ના જણાવ્યા મુજબ બે western disturbance હરિયાણા અને દક્ષિણ ભાગ ના psycholon circulation અને ઉત્તર પશ્ચિમ રાજસ્થાન મા psycholon circulation ના સ્વરૂપ મા હોવાથી તાપમાન ઘટયો છે બંગાળ ની ખાડી મા psycholon circulation વિશે બીજા ચક્રવાત તે શભાવના. ઓડિશા મા અલૅટ દિલ્લી ના કેટલા વિસ્તારો મા પડેલા ભારે વરસાદ ને કારણે તાપમાન બગડીને અઠિયાવીસ ડિગ્રી ઉતરી ગયું છે આ તાપમાન દિલ્લી ના સરેરાશ તાપમાન કરતા અગ્યાર ડિગ્રી ઓછુ છે જ્યારે લઘુત્ત્મ તાપમાન ઓગણીસ ડિગ્રી સેલ્શીયસ હતુ. આટલુ ઓછુ હોય તેમ હવામાન વિભાગે બંગાળ ની ખાડી મા પહેલા થી લઈ અલૅટ જારી કર્યા છે છ મે ની આસપાસ બંગાળ ની ખાડી મા એક psycholon circulation બનાવવાની સંભાવના છે જે ને કારણે વીસ્તાર low pressure મા એરીયા બનશે, તેની અસર અઠિયાવીસ કલાક સુધી રહેશે. ચક્રવાત નીશંભાવના ના કારણે ઉડીશાએ રેડ અલૅટ પર છે, ચંદીગડ મા લગભગ દસ થી વીસ તીસ સેલ્શીયસ નોધાયો હતો જે છેલ્લા છત્રીસ વષૅ મા સોથી નીચુ તાપમાન છે, મે મા ચંદીગડ નુ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્શીયસ રહેતુ હોય છે પરંતુ તે રવીવારે હટીને તીસ ડિગ્રી સેલ્શીયસ થયુ હતુ, સોમવારે વધુ પડતા વરસાદ ને કારણે

હરીયાણા ના સોથી ગરમ સ્થળો મા એક સોર્ય તાપમાન નો ઘટાડો નોધાયો હતો મે બે બે ચાર હજાર વષૅ મા તાપમાન પચાસ ડિગ્રી સેલ્શીયસ નોધાયો હતો જ્યારે એ તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્શીયસ જ છે આમ તાપમાન મા રીતસર નો સતીયાવીસ ડિગ્રી સેલ્શીયસ મળી રહ્યો હતો આ વષૅ એ તાપમાન હજી સુધી ત્રીસડિગ્રી સેલ્શીયસ સુધી વધ્યો જ નથી હવામાન વિભાગ નો કહેવુ છે કે ચોઉદ મે પછી તાપમાન વધી શકે છે આ રાજયો મા બીજ વપરાશ પણ ઘટ્ય઼ો છે અઘોષિત વીજ કાપ ની પણ જાહેરાત થઈ નથી, મહાપૂરમ ફાઈનાન્સ ત્યા money laundering ની રીઝૅવ બેન્ક ના નીરવેશ નો ભંગ કરી એકસો પચાસ કરોડ એકત્રીત કરવાનો આશેપ, શૂત્રોએ જણાવ્યો હતો કે કંપની સામે આ કાર્યવાહી money laundering થતા જોડાયેલા કેસ ની સઘં રચના કરવામા આવી રહી છે કંપની મણકપૂરમ finance ના ઘણા જોડાયેલા સકૂંલો પર અભિયાન ચલાવ્યુ સત્તાવાર સુત્રે જણાવ્યુ હતુ કે કંપની સામે દરોળા money laundering સાથે જોડાયેલા ન તપાસ કેન્દ્ર મા પાડવામા આવ્યા છે દરોળા ની ખબર પડી તરત જ કંપની ના શેર મા ભાવ ઘટાડો હતો

ક્રેમલીન પર ના હુમલા દાવા ને ખરાઈ કરવી કાપરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ કરણાટક વિધાનસભા મા ચુટણી નો જાહેર સભા મા પદ્મ શ્રી ના પ્રણામ કર્યા હ્તા ઉલ્લેખનીય જેવી કરણાટક વિધાનસભા ચુટણી દરમિયાન દસ મે ના રોજ ઉજાવવાની છે તેર મિ મે એનો પરિણામ આવેશે આ ચુટણી પી એમ પોતે શિક્ષણ education શિક્ષા અ અનેકો નામથી ઓળખાય છે તો આ શિક્ષણમાં સમાવેશ થતી અમુક પ્રવુતિઓ, કે જે શિક્ષણનો એક મહત્વનો ભાગ છે શિક્ષણ એટલે કે એવું નથી કે એકથી દસ ધોરણ દસમાંથી બારમું ધોરણ બારમાંથી college university શિક્ષણ અહીં સુધી સીમિત નથી. શિક્ષણમાં ઘણી બધી પ્રવુતિઓ છે જે પણ શિક્ષાનો એક મહત્વનો ભાગ ભજવે છે જેવી કે મહિલાઓ માટેના શિક્ષણ માટેના અવસરો જેવા કે beauty parlor સિલાઈ કામ, electricelectrician કામ કે એવાં અન્ય ઘણાં બધાં જે કામો છે કે જે રોજગાર માટેના જરૂરી કામો છે પણ એને શીખવા પડતા હોય છે. આ આજનું આધુનિક ભારત વિકસતું ભારત જેમાં computer યુગ કહીં શકાય તો આ જે મોટાભાગનાં યુવાનો ગમે તેટલું ભણતર કરે પણ computer ની સૌથી વધારે, demand આવી રહી છે તો આ computer શીખવા માટેનું શિક્ષણ computer ને કેવી રીતે ચલાવી શકાય તો એનાં માટે આજે યુવક -યુવતીઓ પ્રેરિત થયાં છે અને computer શીખી રહ્યાં છે. કારણ કે આ પણ એક શિક્ષણની એક ખાસ પ્રવુતિ છે કે જેનાં થકી શિક્ષણ કેમ મેળવવું જોઈએ સૌથી પહેલો પ્રશ્ન થાય શિક્ષણ શિક્ષણનો મુખ્ય, જે definition જે source કહીં શકાય જેનું પરિણામ કહીં શકાય શિક્ષણ પછી શું? તો સૌથી પહેલો એનો જવાબ આવે છે રોજગાર કારણ કે જે બી વ્યક્તિ શિક્ષિત થાય છે,

એની માટે પણ શિક્ષણ એક મહત્વનું ભાગ ભજવે છે આજે કોઈ શિક્ષિત વ્યક્તિ હોય એની પાસે computer નું જ્ઞાન હોય એની પાસે સારી એવી શિક્ષા હોય, એની પાસે બીજા ઘણાં બધાં હુનર હોય જેવા કે communication communication નું હુનર હોય એની પાસે બીજા અન્ય હુનર હોય તો એનાં થકી એ પોતાનો રોજગાર મેળવી શકે. પોતાનાંમાં રહેલ talent એટલે કે હુનર દ્વારા પણ એ લોકોનું દિલ જીતીને રૂપિયા કમાઈ શકે આ હુનર કોઈને જન્મતાને સાથે નથી મળતું આ શિક્ષારૂપી ઘરેણા દ્વારા, વિકસાવવામાં આવે છે એ વ્યક્તિની અંદરની ઉમંગ જાગે છે ત્યારે એ વસ્તુ તરફ એ આકર્ષિત થાય કે મારે computer શીખવું છે મારે dance શીખવું છે. મારે ગીત ગાયન શીખવું છે મારે લેખક બનવું છે એટલે મારે લખાણ શીખવું છે કે મારે pilot બનવું છે તો plain ઉડાવતા શીખવું છે કે મારે train ચલાવતા શીખવું છે તો મારે લોકો pilot બનવું છે.

કેવી રીતે સંભવિત થયું છે ફક્ત ને ફક્ત શિક્ષા દ્વારા તો શિક્ષા જ એકમાત્ર એવું જરૂરિયાત છે કે જેનાં દ્વારા, કોઈ પણ વસ્તુ અઘરી નથી જો શિક્ષાનું સંચાલ વ્યક્તિમાં પૂરેપૂરું થયું હોય તો દુનિયાની તમામ તાકાતો સાથે લડી શકે survive કરી શકે છે પોતાનું મનપસંદ મુકામ, હાઝીલ કરે શકે છે મેળવી શકે છે કોઈપણ દેશમાં કોઈપણ રોકટોક વગર એ મુસાફરી કરી શકે છે જઈ શકે છે કોઈપણ દેશમાં એ જઈને આગામી શિક્ષણ મેળવી શકે છે. એનાં માટે જરૂરી છે કે શિક્ષાની જે જ્યોત છે એ પોતાની અંદર પ્રજ્વલિત કરવી એનાં માટે આગળ આવવું તો જે વ્યક્તિ ધારે એટલું શિક્ષણ મેળવી શકે. આજે આપડું ભારત દેશ બીજા દેશની સરખામણીએ આગળ વધી રહ્યું છે આપડે ભારત દેશ જેવાં વિકસિત દેશ અમેરિકા, ચીન ફ્રાંસ, રશિયા, જેવા વિકસતાં દેશોની સામે આજે આપડે ટક્કરની ટક્ક અ ટક્કરની આપડે યાત્રા કરી રહ્યાં છે આજે આપડો દેશ પણ ચંદ ઉપર પહોચી ગયું છે કેમ? કારણ કે આપડા દેશ પાસે એવાં scientist ઓ છે જેમની પાસે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ છે અને શિક્ષણ ને એમણે give back to society એટલે કે પાછુ સમાજને કઈક આપવાનાં,

એમને ઉચ્ચ કક્ષાની શિક્ષા મેળવી અને મિશાઈલ men તરીકે ખ્યાતી પામી અને ભારત દેશને એવી એવી મિશાઈલો આપી આ કેમ સંભવિત બન્યું કારણ કે એમની પાસે અઢળક શિક્ષા હતી. અને શિક્ષાથી જ આ મુકામ એમને હાઝીલ કર્યું છે દેશમાં રાષ્ટ્રપતિ એટલે કે બહુ ઉચ્ચી હસ્તી હોય છે આખું દેશની જવાબદારી એમના માથે હોય છે. અને દેશનું સૌથી મોટું પ્રખ્યાત માથું હોય છે અને એ ક્યારે સંભવિત થયું એમની પાસે રહેલી શિક્ષાના કારણે જો શિક્ષા હોય તો ઘણું બધું,

શિક્ષાથી આપડે પોતે શિક્ષક પણ બની શકીએ કે આપડા જેવા કેટલાક સારા વિચારધારણાવાળા લોકોને શિક્ષિત બનાવી શકીએ અને એકબીજાને, શિક્ષાના પ્રચાર થકી આજે ભારતને પાછુ વિશ્વગુરુ તરફ લઇ જઈ શકીએ કેમ કે આવનારા દિવસોમાં આપડું ભારત શિક્ષા સાથે એટલું આગળ તરક્કી પર જતું રહેશે કે ફરીથી, રશિયા, કેનેડા, અમેરિકા, ચીન, જાપાન જેવા દેશો ફરીથી આપડે ત્યાં આવશે અને આપણા દેશમાં ચાલતી શિક્ષકીય પ્રવુતિઓ ગુરુ, ગુરુકુળો સંસ્થાનોમાં આવીને પોતે અભ્યાસ કરશે અને અહીંથી અભ્યાસ લયા બાદ એમના દેશમાં એ શિક્ષાનો પ્રચાર કરશે અને એમનાં દેશને પણ વિકસિત બનાવશે. તો આજે ફરીથી આપડે આવનારા સમયમાં વિશ્વગુરુ થઈશું કારણકે આજે આપડે શિક્ષાની તરફ પ્રેરિત થયાં છે જાગૃત થયા છે આપડે આગળ વધી રહ્યાં છે. ઘણાં બધાં ભારતના રાજ્યોમાં એક એવો ratio હતો કે જ્યાં શિક્ષાનુ પ્રમાણ ત્રીસ ટકા હતું ઘણાં બધાં એવાં રાજ્યો છે કે જ્યાં શિક્ષાનું પ્રમાણ નેવું નેવું ટકા હતું તો ક્યાંક ને ક્યાંક, અછત હતી કે ત્યાં ત્રીસ ટકા પ્રમાણ કેમ છે મહિલા પુરુષ સરખા માત્રામાં રહે છે રહેતા હોય છે પણ શિક્ષાનો અભાવ માત્ર છોકરાઓ પ્રત્યે જ કેમ? તો આ કારણસર જ, એ રાજ્યોમાં શિક્ષાનો અભાવ રહ્યો છોકરીઓ મહિલાઓમાં શિક્ષાનો અભાવ રહ્યો કારણ કે ક્યાંક ને ક્યાંક લોકોની જે વિચારધારા, એનાં માટે શિક્ષાનો અભાવ રહ્યો તો આજે વિકસતા ભારતમાં સરકાર શ્રી દ્વારા સામાજિક કાર્યકર્તાઓ દ્વારા કે સમાજસેવી સંસ્થાઓ દ્વારા આજે શિક્ષાઓ માટે, કરવામાં આવ્યાં છે અને બહેનો માટે ખાસ છોકરીઓ માટે મહિલાઓ માટે beauty parlour, computer સિલાઈ મશીન electrician વગેરે વગેરે જેવા course ઓ, ચલાવી એમને શિક્ષણ આપી આજે એમને પગભેર કરવામાં આવ્યા છે અને જેમનું શિક્ષણ ઓછું હતું કોઈ સમયે છૂટી ગયું હતું શિક્ષણ કદાચ એમની ઓછી ઉમરે લગ્ન કરવાં, કે કોઈપણ એવી બાબતના કારણે એમનું શિક્ષણ મહિલાઓનું ત્યાં છુટી ગયું હતું તે જગ્યા પર ફરીથી શિક્ષા આપવાના એવાં ઘણાં બધાં કાર્યક્રમો સરકારે પણ ચલાવ્યા છે. CBS અ CBSE ની exam આપી શકે board ની exam આપી શકે college માં પ્રવેશ મેળવી શકે આવા પણ ઘણાં બધાં વિકલ્પો આપડા ભારત દેશમાં આજે સક્ષમ છે અને શિક્ષા, ખરેખર જરૂરી છે તો એક સંદેશો પણ છે કે શિક્ષા વગર કોઈ ઉદ્ધાર નથી તો શિક્ષાને એટલે હદ સુધી મેળવી લો કે તમે તમારાં પરિવાર માટે તમામ સપના પુરા કરી શકો. એક સારી જિંદગી પોતાને અને પોતાનાં પરિવારને આપી શકો એનાં માટે શિક્ષા ખુબ જ જરૂરી છે સર્વ શિક્ષા અભિયાન પઢેગા ભારત તભી તો બઢેગા ભારત.